આ ચિત્રમાં એક ઝાડ દેખાય છે ફુવારા દેખાય છે.

તેમા એક ભઈ એક દુકાનની અંદર જાય છે જે કોમ્પ્યુટર ની દુકાન છે.

એક ઘર દેખાય છે વચ્ચે થાંભલો ઉભો કરેલો છે.

બધા ઘાંસ દેખાય છે ગ્રાઉન્ડ છે એક મોટુ જેમા બધા રમી રહ્યા છે લગભગ ક્રી અ--

બસ પણ દેખાઈ છે બસ પીડા કલર ની છે.

અંદર એક આસમાની કલર ના ભઈ ટી_શર્ટ વાળા ભઈ જઇ રહ્યા છે બે પૂતળા છે.

આ ચિત્ર એક માળીની દુકાન જેવુ લાગે છે જેમા કુંજા પડેલા છે.

અને મંડપની અંદર ડેકોરેશન ફૂલથી પણ કરેલું છે.

અને સર તેમને ભણાવી રહ્યા છે અને બ્લેક બોર્ડ પર--

આજુ બાજુમાં વાસણ પડેલા છે એક બેન--

એક ભઈ આવતા જઈ રહ્યા છે જેમણે બ્લુ કલર નો શર્ટ પહેરેલો છે.

કામ કરી રહેલા દેખાય છે એક ભાઈએ હેલ્મેટ પહેરેલું છે.

અને એક બેહેન દરવાજા આગળથી પસાર થઈ રહેલા દેખાય છે.

આ ચિત્રમાં બિલ્ડિંગો બનાવેલી દેખાય છે જેનુ ક્રીમ કલર છે આગળ ઝાડ પણ છે.

હેપ્પી સ્ફુપી નામ પણ દેખાય છે અને સ્પેશ્યલ ઓફર પણ દેખાય છ--